આ ટ્યુટોરીયલમાં આપણે જિયોજેબ્રા ની મદદથી સમત્રિજ્યાકોણ અને સેક્ટર પર કામ કરીશું
આ ટ્યુટોરીયલનો ઉદ્દેશ જિયોજેબ્રા માં સમત્રિજ્યાકોણ ના લેશન દ્વારા ઈનપુટ બાર અને ઈનપુટ બારમાં કમાંન્ડસના ઉપયોગનો પરિચય આપવાનો છે
જિયોજેબ્રા શરૂઆતકર્તાઓ spoken tutorialઓર્ગ વેબ સાઇટ પર ઇન્ટ્રોડક્શન ટીઓ જિયોજેબ્રા અને એન્ગલ્સ એન્ડ ટ્રાયંગલ્સ બેઝિક્સ પરના ટ્યુટોરીયલ નો સંદર્ભ લો
આ ટ્યુટોરીયલમાં મેં ઉબુન્ટુ આવૃત્તિ 1004 એલટીએસ અને જિયોજેબ્રા આવૃત્તિ 3240 ઉપર કામ કર્યું છે
આ લેશન માં આપણે સમત્રિજ્યાકોણ શું છે અને તે કેવી રીતે દોરવું તે સમજીશું
એક આર્ક એટલે કે ચાપની લંબાઈ અને તેને જોડતા કોણ વચ્ચેનું રીલેશન સમજીશું
અને સેક્ટરનું ક્ષેત્રફળ શોધવા માટેની ગણતરી શોધી અસાઇનમેન્ટ પૂર્ણ કરો
આપણે જિયોજેબ્રા માં નીચેના ટુલોનો ઉપયોગ કરીશું સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ સર્ક્યુલર એઆરસી વિથ સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ અને સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ડ્રોઈંગ કમાન્ડસ ઇનપુટ બારમાં કમાન્ડસ લખીને પણ બીજી રીતે ઉપયોગ લઈ શકાય છે
આ જિયોજેબ્રા વિન્ડોમાં હવે આપણે સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ ની મદદથી 5 એકમ ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું
હું સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ પર ક્લિક કરીશ આપણે કેન્દ્ર ઓરીજીન પાસે રાખવાનું પસંદ કરીશું ત્રિજ્યા ૫ એકમો હવે હું બે બિંદુઓ બી અને સી વર્તુળ પર બનાવીશ
હવે આપણે આ બે બિંદુઓ વચ્ચે ચાપ પૂર્ણ કરીશું હું ચાપ દોરવા માટે સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ વિથ સર્ક્યુલર એઆરસી પર ક્લિક કરીશ
હું કેન્દ્ર એ પર ક્લિક કરીશ બી અને સી
આ ચાપ પૂર્ણ કરે છે
નોંધ લો કે ચાપ ની લંબાઈ ડી 583 એકમો છે
હવે આપણે આ ચાપ રદ કરીશું અને બીજી રીતે બનાવીશું
આર્ક અહીં ઇનપુટ બારમાં કમાન્ડ દાખલ કરીને પણ બનાવી શકાય છે
અહીં આ લંબચોરસ બોક્સ ઇનપુટ બાર છે
આ ઇનપુટ બાર આગળ 3 ડ્રોપ ડાઉન બોક્સ છે
અહીં તમે અમુક વિધેયો અમુક પરિમાણો વ્યાખ્યાયિત કરી શકો છો અને આ કમાન્ડ કી છે કે જેની અંદર તમે અહીં જિયોજેબ્રા વિન્ડોમાં ડ્રોઇંગ પૂર્ણ કરી શકો છો
હવે હું અહીં ચાપ ટાઇપ કરવાનું શરૂ કરીશ તમે નોંધ લેશો કે તેણે મારા માટે કમાન્ડ પૂર્ણ કર્યો છે
હું અહીં આ ડ્રોપ ડાઉન બોક્સ માંથી પણ આ કમાન્ડ જોઈ શકું છું
હું ચાપ પર ક્લિક કરીશ અને તમે નોંધ લેશો કે અહીં ચોરસ કૌંસ સાથે કમાન્ડ દેખાય છે
જો હું ચોરસ કૌંસના મધ્યમાં ક્લિક કરું અને enter દબાવું તો આ કમાન્ડ માટેની સિન્ટેક્સ અહીં દેખાશે
સિન્ટેક્સ જે આપણે હમણાં ચાપ માટે ઉપયોગ કરીશું તે વર્તુળ અને બે બિંદુઓ વ્યાખ્યાયિત કરવા માટે છે
આપણે વર્તુળનું નામ અને બે પોઈન્ટ જેની વચ્ચે આપણે ચાપ બનાવવા ઈચ્છીએ છીએ તે વ્યાખ્યાયિત કરવું પડશે
અલ્જેબ્રા વ્યુ પરથી આપણે જોઈ શકીએ કે વર્તુળ નાના અક્ષર માં સી તરીકે ઓળખવામાં આવે છે અને બિંદુઓ જે વચ્ચે આપણે ચાપ દોરવા ઈચ્છીએ છીએ તે bસી બંને મોટા અક્ષરો માં છે
તો આપણે અહીં કમાન્ડ લખીશું Arcc બી c અને enter ડબાઓ
જિયોજેબ્રા કેસ સેન્સીટીવ છે
હવે ચાલો આર્ક નો રંગ અને જાડાઈ બદલીએ જે આપણે અહીં ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ થી જોડ્યું હતું
આપણે કલર પર જઈશું આપણે તે લાલ રંગ તરીકે વ્યાખ્યાયિત કરીશું
સ્ટાઇલ પાસેથી જાડાઈ વધારીશું
નોંધ લો કે ચાપ હવે બોલ્ડ લાલ જાડા ચાપ તરીકે દેખાય છે
હવે આપણે બે રેખાખંડ અબ અને એસી દોરીશું
આપણે તે ફરીથી બે રીતે કરીશું
આપણે અહીં સેગમેન્ટ્સ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટુલ પર ક્લિક કરીશું અને એ અને બી પર ક્લિક કરીશું
આ રેખાખંડ અબ પૂર્ણ કરે છે
આપણે ઇનપુટ બાર માંથી પણ રેખાખંડ માટે કમાન્ડ દાખલ કરી શકીએ છીએ
આપણે રેખાખંડ એસી ને પૂર્ણ કરવા માટે SegmentA C કરીશું
હવે આપણે ચાપ બીસી પૂર્ણ કર્યું છે રેખાખંડ અબ અને એસી અને સેક્ટર બેક દોરયા છે
આપણે હવે ચાપ બીસી દ્વારા એ સાથે જોડાતો કોણ વ્યાખ્યાયિત કરીશું
આપણે આ કોણને α તરીકે બોલાવીશું
આપણે તે આ ડ્રોપ ડાઉન બોક્સ માંથી પસંદ કરીશું
એન્ગલ કમાન્ડ છે angleB એ C
આપણે કોણ ના પ્રમાણભૂત નામકરણ ને અનુસરીશું જ્યારે આપણે જિયોજેબ્રા માં કોણ વ્યાખ્યાયિત કરીશું
આપણે નોંધ લેશું કે α ની વેલ્યુ જે અંહિ કેન્દ્રમાં જોડાયી છે તે છે 6678 ડિગ્રી
સમત્રિજ્યાકોણ એક ચાપ દ્વારા વર્તુળ ઉપર બનાવેલ એક કોણ હોય છે જેની લંબાઈ વર્તુળની ત્રિજ્યા સમાન હોય છે
જો આપણે અહીં ઓપ્શન્સ માં જઈ એન્ગલ યુનિટ્સ ને રડિયન માં વ્યાખ્યાયિત કરી કોણ એકમ ને રેડિયન માં વ્યાખ્યાયિત કરીએ તો આપણે જોશું કે હવે α ની વેલ્યુ 117 રાડ છે
હવે આપણે ચાપ ની લંબાઈ બદલીને 1 રાડ ની નજીક લાવીશું
નોંધ લો કે ચાપ ની લંબાઈ ડી 5 એકમો છે અને કેન્દ્ર ખાતે જોડાયેલા કોણ α ની વેલ્યુ 1 રાડ છે
આપણે 1 રાડ વ્યાખ્યાયિત કર્યું છે આપણે એ પણ જોયું કે જ્યારે ચાપ ની લંબાઇ ત્રિજ્યા સમાન થશે ત્યારે આ કોણ જોડાશે
1 રાડ ની વેલ્યુ ડિગ્રીમાં શું છે
મેં હમણાં જ તેને થોડું ઝૂમ આઉટ કર્યું છે
હવે ચાલો ચાપની લંબાઈ અર્ધ વર્તુળ જેટલી બદલીએ તો ચાપની લંબાઈ છે π a જ્યાં એ વર્તુળની ત્રિજયા છે
તે પહેલાં હું કોણ એકમો ને ફરીથી ડિગ્રી માટે વ્યાખ્યાયિત કરીશ કારણ કે આપણે 1 રાડ ની વેલ્યુ ડીગ્રીમાં શોધવા ઈચ્છીએ છીએ
આપણે નોંધ લીધી કે જ્યારે ચાપની લંબાઇ π a છે એટલે કે અર્ધ વર્તુળ છે તો α ની વેલ્યુ 18021 ડિગ્રી છે
અને જો હું આ વર્તુળ પૂર્ણ કરું તો આપણે નોંધ લઇ શકીએ કે α નો કોણ લગભગ 360 ડિગ્રી થશે
તેથી આપણે આ બે પરથી એ નોંધ લીધું કે 1 રાડ ની વેલ્યુ 5732 ડિગ્રી હશે
હવે આપણે ચાપની લંબાઇ ત્રિજ્યા અને જોડાયેલ કોણ વચ્ચેનો સંબંધ સમજીશું
તે માટે આપણે α5732 કરી સમત્રિજ્યાકોણમાં બીજી કોણ વેલ્યુ θ વ્યાખ્યાયિત કરીશું
નોંધ લો કે θ ની વેલ્યુ એ વાસ્તવમાં સમત્રિજ્યાકોણમાં કોણ ની વેલ્યુ છે
તેથી ફોર્મેટિંગ મુશ્કેલીઓ ના કારણે તે ડિગ્રી ચિહ્ન સાથે અહીં દેખાય છે
આપણે θ ને આ પ્રમાણે વાપરવાનું ચાલુ રાખીશું અને કોણ એકમ રેડિયન તરીકે ન બદલીશું કારણ કે આપણે ચાપ ની લંબાઈ અને જોડાયેલ કોણની મદદથી સૂત્ર સમજાવવા ઈચ્છીએ છીએ
ફોર્મેટિંગ મુશ્કેલી ના કારણે આ સૂત્ર આ રીતે જ સમજાવી શકાય છે
હવે ફોર્મ્યુલા જે ચાપ ની લંબાઈ અને જોડાયેલ કોણ સાથે સંલગ્ન હશે તેનો પરિચય આપવા માટે આપણે જિયોજેબ્રા વિન્ડોમાં ટેક્સ્ટ દાખલ કરીશું
ટેક્સ્ટ કેવી રીતે લખવું તેના પરિચય માટે એન્ગલ્સ એન્ડ ટ્રાયંગલ્સ બેઝિક્સ પરના ટ્યુટોરીયલ નો સંદર્ભ લો

હવે નોંધ લો કે જ્યારે હું ચાપ ની લંબાઈ બદલું છું તો તમે જોશો કે θ ની વેલ્યુ બદલાય છે અને ચાપ ની લંબાઈ અને જોડાયેલ કોણ વચ્ચેનું સંબંધ d rθ તરીકે છે જ્યાં ડી એ ચાપ ની લંબાઈ છે આર વર્તુળ ની ત્રિજ્યા છે અને θ એ સમત્રિજ્યાકોણ માં કેન્દ્રમાં જોડાયેલ કોણ છે
હવે આપણે શું શીખ્યા તે ફરીથી સમજવા માટે અસાઇન્મેન્ટ જોઈએ
આપણે જે પણ શીખ્યા તેની મદદથી સેક્ટર નું ક્ષેત્રફળ કેવું હશે તે બતાવો એઆરઇએ ½ એ2 θ જ્યાં એ ત્રિજ્યા છે θ સમત્રિજ્યાકોણમાં કેન્દ્રમાં જોડાયેલ કોણ છે અને સૂત્ર છે એઆરઇએ ½ એ2 θ
આ અસાઇનમેન્ટ પૂર્ણ કરવા માટે નાની હિંટ એ છે કે સેક્ટર ના ક્ષેત્રફળ ને ચતુર્થાંશ સાથે સરખાવો
આ અસાઇનમેન્ટ જ્યારે દોરાશે તો આ પ્રમાણે દેખાશે
આપણે સેક્ટર ના ક્ષેત્રફળને અહીં ચતુર્થાંશ સાથે સરખાવી શોધવા માટે ઈચ્છીએ છીએ
હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ જે ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો ભાગ છે તે માટે પ્રત્યુત્તર આપવા ઈચ્છું છું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
આ ઉપર વધુ માહિતી આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છેIIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું